એડવાન્સ્ડ ફ્ન્ક્શન્સ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
અહીં હું તમને નાનો કેલ્ક્યુલેટર પ્રોગ્રામ કેવી રીતે બનાવવું તે બતાવીશ
આપણે એવા ફન્કશન સાથે કાર્ય કરીશું જે તમને વેલ્યુ ઈનપુટ કરવા માટેની પરવાનગી આપશે
પછી એક ગાણિતિક ક્રિયા પછી આ પાસેથી વેલ્યુ મળશે
તેથી આપણે અગાઉ કર્યું એ જ પ્રમાણે ફન્કશન બનાવીશું
હું તે કેલ્ક કહીશ
અને પ્રથમ હું મારો બ્લોક બનાવવા જઈ રહી છું
અહીં અંદર હું લખીશ નંબર1 નંબર2 અને ઓપરેટર
હવે આ એક આંકડાકીય કિંમત હશે
આ પૂર્ણાંક અથવા દશાંશ હશે તે ઉપયોગકર્તાઓના ઈનપુટ પર આધારીત છે
આ પણ તે સમાન જ હશે અને આ એડ સબટ્રેક્ટ મલ્ટિપ્લાય અથવા ડિવાઇડ માંથી કોઈ એક શબ્દમાળા હશે
હવે આપણા ફન્કશન અંદર આપણે કોડ બનાવવાની શરૂઆત કરવાની જરૂર છે
હું સ્વિચ સ્ટેટમેન્ટ અંદર બનાવવા જઈ રહી છું
હું સ્વિચ કહીશ અને સ્વિચ શરત મુકીશ અથવા તેના બદલે સ્વિચ નું ઇનપુટ ઓપ મુકીશ
હું આ માટે બ્લોક બનાવીશ અને હું કહીશ કેસ પ્લસ પછી આ આગળ વધારીશ
હું એક નવું ટોટલ નામનું ચલ બનાવીશ જે નમ1 સમાન હશે જે અહીં ઈનપુટ પ્લસ નમ2 છે
હું તે સેમીકોલન સાથે તોડીશ
હવે સ્વીચ સ્ટેટમેન્ટને ફન્કશન સાથે જોડીને આ કરવા માટેનો આ કદાચ ઘણો સરળ રસ્તો છે
તો તમે અન્ય સ્ટેટમેન્ટમાં અને અન્ય ફ્ન્ક્શનો અંદર બધી અલગ અલગ પ્રકારની બાબતો વાપરવા માટે સમર્થ હશો
તો મેં પ્લસ માટે કેસ બનાવેલ છે
તેથી ઉપયોગકર્તા દ્વારા આપવામાં આવેલ જયારે પ્લસ સમાન હશે ત્યારે આપણી પાસે નમ1 માં નમ2 ઉમેરાયેલ હશે
હવે આપણે નીચે જઈ અને અન્ય કેસ બનાવવાની જરૂર છે જે માઇનસ છે
હું લખીશ ટોટલ નમ1 નમ2
આપણે નીચે સ્ક્રોલ કરીશું
ખાતરી કરો કે તમે બ્રેક કર્યું છે
આપણે હવે આ કોડની નીચે નકલ કરીશું
અહીં આપણે કહીશું મલ્ટિપ્લાય અને અહીં કહીશું ડિવાઇડ અને ખાતરી કરો કે તમે અહીં ચિહ્ન બદલ્યું છે
હવે જો તમને અહીં શું ચાલે છે તે ન સમજાય તો અમને ઈમેલ મારફતે સંપર્ક કરવા સંકોચ ન કરશો
મને આશા છે કે દરેક સંભવિત મૂંઝવણ આ રીતે ઉકેલાશે
ડિફોલ્ટ માં આપણે અંકનાઉન ઓપરેટર ઇકો કરીશું
ઠીક છે
ચાલો હું જોઈ લઉં
પછી આપણે ફન્કશનને બોલાવવાનું શરૂ કરીશું
મારી પાસે કેલ્ક્યુલેટર અથવા કેલ્ક નામનું એક ફન્કશન છે જે ઈનપુટ તરીકે નંબર લે છે પછી બીજો નંબર અને પછી ઓપરેટર જે ક્યાં તો પ્લસ માઇનસ મલ્ટિપ્લાય અથવા ડિવાઇડ હોઈ શકે છે
જેમ તમે કદાચ મારા અંકગણિત ઓપરેટરના ટ્યુટોરીયલમાં જોયું
હવે આપણી પાસે સ્વીચ સ્ટેટમેન્ટ અંદર છે જે આ ઓપ ને અકાઉન્ટમાં લઈ જાય છે
જે દાખલ કરીશું તે એ લેશે
હવે જો તે પ્લસ બરાબર હોય તો યાદ રાખો તે આ સ્ટેટમેન્ટમાં તેને બદલી દેશે
તે લખવા માટે સરળ છે અને ખૂબ કાર્યક્ષમ છે
જો તે પ્લસ સમાન હોય તો આપણે ટોટલ નામનું નવું ચલ બનાવીશું
તે દાખલ કરેલ પ્રથમ સંખ્યા અને દાખલ કરેલ બીજી સંખ્યામાં ઉમેરી તે સમાન થવા જઈ રહી છે
અહીં આપણે કહીશું જો માઇનસ હોય તો પછી ચલ ટોટલ યાદ રાખો ચલ ટોટલ દરેક કેસમાં ક્યાં તો માઇનસ અથવા પ્લસ માટે એક જ વખત સુયોજિત કરાશે તેથી આ ટોટલ ચલ નંબર 1 નંબર 2 થશે અને એ જ પ્રમાણે મલ્ટિપ્લાય અને ડિવાઇડ માટે પણ સમાન છે
હવે આ કઈ કરશે નહિ
આ રીફ્રેશ કરો
હવે જો આપણે આ પૃષ્ઠમાં દાખલ થઈએ તો અહિયાં કશું નથી કારણ કે આપણે આપણા ફન્કશનને બોલાવ્યું નથી
હવે આપણા ફન્કશન ને બોલાવવા માટે જેમ તમે જાણો છો આપણે ફક્ત કહીશું કેલ્ક અને અંદર આપણી વેલ્યુઓ મુકીશું
ચાલો આપણે તેને બે સંખ્યાઓ આપીએ ધારો કે 10 અને 10 અને પ્લસ
ઠીક છે તેથી તે 20 થશે
હવે જોઈએ કે શું થાય છે જયારે હું આ રીફ્રેશ કરું
કંઈ નહી થયું
કારણ એ છે કે આપણે આ ઇકો નથી કર્યું
આપણે માત્ર એક ચલ તરીકે સુયોજિત કર્યું છે
તેથી આદર્શ રીતે આપણે શું કરીશું કે આપણે કેલ્ક ના આઉટપૂટને ઇકો કરીશું
હવે આ ક્ષણે આ કાંઇ ન કરે જો આપણે તે ફરી રીફ્રેશ કરીએ
આપણને કંઈ મળ્યું નથી કારણ કે ત્યાં કોઈ રીટર્ન આઉટપુટ નથી
તેથી દરેક કેસ માં આપણે કહેવું જોઇએ રિટર્ન ટોટલ
આ શું કરે છે જો તમે ફન્કશનને એક ચલ તરીકે સોચો છો તો તે ફન્કશનની વેલ્યુ ટોટલ તરીકે સુયોજિત કરે છે
જેમ જેમ તમે રીટર્ન લખો છો તો જે પણ તમે અહીં લખો તે ફન્કશનના બરાબર કાર્ય કરશે
તેથી આપણે કહીશું રિટર્ન ટોટલ અને આપણે તેની નકલ કરીશું અને તે દરેક કેસ માટે નીચે ચોટાડીશું
ઠીક છે તેથી સ્પષ્ટરૂપે આપણે તે અંકનાઉન ઓપરેટર માટે કરવાની જરૂર નથી
આનું કારણ એ છે કે અહીં કોઈ ઓપરેટર મળ્યા નથી
000549 000548 અને આપણે આ રીફ્રેશ કરીશું
આપણી પાસે હજુ પણ કાંઇ નથી
અનુમાન લગાઓ શા માટે
આ કામ ન કરવા માટેનું કારણ એ છે કે મેં આ ફન્કશનની અંદર ઇકો કર્યું છે
તે એક ભૂલ છે
તમે ફન્કશનનું કૌંસ જોઈ શકો છો તે અહીં શરૂ થાય છે અને અહીં સમાપ્ત થાય છે
હું તેને અહીં નીચે મુકીશ જ્યાં તે હોવું જોઈએ અને પછી તેને રીફ્રેશ કરીશ
તે 20 આવ્યું છે ઠીક છે તેથી આપણા ફન્કશનની મદદ થી આપણે જોઈ શકીએ કે 10 10 20 છે
તો ચાલો કેટલીક અલગ વેલ્યુઓ મુકીએ જેમ કે 13 અને 7 અને ડિવાઇડ
ચાલો જોઈએ આપણને શું મળે છે
ઠીક છે આપણને એક લાંબો દશાંશ નંબર મળ્યો છે
તો તમે જોઈ શકો છો કે આ ખૂબ જ સારું ફન્કશન છે જે આપણે બનાવેલ છે
આપણે આપણો પ્રથમ નંબર બીજો નંબર અને ઓપરેટર મેળવ્યો છે
અને સ્વીચ સ્ટેટમેન્ટ મારફતે તે શોધશે કે કયું છે અને તેને સંબંધિત કાર્ય કરશે
જો તે નક્કી ન કરી શકે તો એએન અંકનાઉન ઓપરેટર એરર આપવામાં આવશે
તો ઉદાહરણ તરીકે ચાલો એ લઈએ જે માન્ય ઓપરેટર નથી
જેવું આપણે રીફ્રેશ કરીશું તે અંકનાઉન ઓપરેટર આપશે
અહીં એડવાન્સ્ડ ફંકશન્સ પરના આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આપણે જોયું કે આપણે વેલ્યુ ઇનપુટ કરી શકીએ છીએ અને પછી રિટર્ન આદેશ ની મદદ થી રીટર્ન આવતી વેલ્યુ ઇકો કરી શકીએ
આઈઆઈટી બોમ્બે તરફથી હું કૃપાલી પરમાર વિદાય લઉં છું
જોડવા બદલ આભાર